લોજિકલ ઓપરેટર્સ તર્કસંગત પ્રચાલકો ના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ખૂબ જ સંક્ષિપ્ત ટ્યુટોરીયલ છે પરંતુ હમણાં માટે હું તેને આ પ્રમાણે રાખીશ
હું ઇફ સ્ટેટમેન્ટનું ઉદાહરણ ફરીથી ઉપયોગ કરીશ કારણ કે હમણાં મારી પાસે તે જ છે
લોજિકલ ઓપરેટર છે શુંચાલો થોડું તર્ક એટલે કે લોજીક જોડીએ અને કહીએ તે એન્ડ અથવા ઓર ઓપરેટર છે હવે જો હું મારા આઇએફ સ્ટેટમેન્ટ માટે મૂળભૂત માળખું બનાવવાનું શુરુ કરું તો મારે તમને એ બતાવવા પર કામ કરવું પડશે કે તમેં આ સાથે શું કરી શકો
પહેલાં આપણી પાસે એક ઉદાહરણ હતું કે ૧ ૧ કરતાં વધુ છે જે હમણાં ફોલ્સ આપશે
ચાલો ચકાસીએ માત્ર એ જાણવા માટે કે આપણે ક્યાં છીએ
તે ફોલ્સ છે
હવે શું થશે જો હું કહું આઇએફ 1 ઈઝ ગ્રેટર ધેન 1 ઓર 1 ઇક્વ્લ્સ 1
હવે આપણે તેને ઓર ન લખીશું આપણે તે બે ઉભી લીટીઓ અથવા બે પાઇપ તરીકે લખીશું
આ વિશે ખાતરી નથી પરંતુ જો હું મારા કીબોર્ડ વિશે જાણતી હોઉં તો તે શિફ્ટ કી પછી હશે બે ઉભી લાઇન તેનો અર્થ છે ઓર એટલે કે અથવા
તેથી જો આપણે આનું સંકલન કરીએ તો તમે શું પરિણામ આવશે એમ વિચારો છો
હવે ચાલો આ એક વખત સંચાલિત કરીએ આઇએફ 1 ઈઝ ગ્રેટર ધેન 1 ફોલ્સ અને તેથી આપણે લખ્યું ફોલ્સ ઓર 1 ઈઝ ઇકવલ ટુ 1
આપણે જાણીએ છીએ કે 1 ઇકવલ ટુ 1 ટ્રૂ છે તેથી અહીં આપણે કહીશું ઓર 1 ઈઝ ઇકવલ ટુ 1 એન્ડ નહીં કારણકે જો આપણે એન્ડ કહીએ તો બંને ટ્રૂ હોવું જરૂરી છે
અથવા આમાંથી કોઈ પણ ટ્રૂ થઇ શકે છે
આઉટપુટ
તેથી આશાપૂર્વક આપણને ટ્રૂ મળશે
ઠીક છે તો આ છે ઓર તે વાસ્તવમાં બે સરખામણીઓ લેવા માટે પરવાનગી આપે છે તેમને તમારા ઇફ સ્ટેટમેન્ટમાં દર્શાવો અને તેમાંથી કોઈ એક ટ્રૂ હોય તો તે આઇધર ઓપરેટર સમાન છે
આમાંથી કોઈ પણ ટ્રૂ હશે તો તમને ટ્રૂ મળશે
એન્ડ ઓપરેટર અલગ બાબત છે
એન્ડ માટે આ સંચાલિત કરવા માટે આ બંને ટ્રૂ હોવા જરૂરી છે
તેથી આપણને અહીં ફોલ્સ મળે છે કારણ કે 1 એ 1 કરતાં વધુ નથી
આપણે આપણા કમ્પેરીઝન ઓપરેટરો પર પાછા જઈએ અને કહીએ આઇએફ 1 ઈઝ ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ 1 એન્ડ 1 ઇકવલ 1 અહીં આપણને ટ્રૂ મળશે
તેથી હવેમને વિચાર આવે છે કે અહીં થોડા ચલો ઉમેરું આ ચકાસવા માટે
પરંતુ મને ખાતરી છે કે મારા અન્ય ટ્યુટોરિયલોને અનુસરીને તમારું હવે ચલો પર બરાબર નિયંત્રણ થઇ ગયું હશે
આ બે લોજિકલ ઓપરેટરો છે
તમને તે ખૂબ ઉપયોગી બનશે કારણ કે તમે કદાચ ઉદાહરણ કહેવા માંગતા હોવ આ એક ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે
તમને તે મારા કોઈ એક પ્રોજેક્ટમાં મળશે
તે લોગીન ફોર્મ છે
ધારો કે ઉપયોગકર્તાને એક વેબસાઇટમાં પ્રવેશ કરવો છે
તમે કદાચ પહેલા પણ વેબસાઈટમાં પ્રવેશ્યા હોવ અને તેણે તમારું યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કરવા જણાવ્યું હશે
હવે કીવર્ડસ તેમાં છે
આપણે તપાસ કરવાની જરૂર છે કે ઉપયોગકર્તાઓ એ યુઝરનેમ અને પાસવર્ડ દાખલ કર્યા છે
જો તેમને ન કર્યું હોય તો યુઝરનેમ અને પાસવર્ડ ની સરખામણી કરવાનો કોઈ અર્થ નથી
તેથી ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ આઇએફ યુઝરનેમ એન્ડ પાસવર્ડ ચાલો આ કરીએ
હું કહીશ યુઝરનેમ ઇકવલ ટુ એલેક્સ અને મારો પાસવર્ડ છે એબીસી
હવે હું આનો સમાવેશ કરીશ
હું યુઝરનેમ અને પાસવર્ડ કહીશ
આ વખતે તે ટ્રૂ આપશે
હું આ બદલીશ
હું કહીશ ઓકે અથવા યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ કારણ કે આખરે એચટીએમએલ ફીલ્ડો આવશે
આ ઠીક થવા જઈ રહ્યું છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે
તો ચાલો પ્રયાસ કરીએ
હા તે ઓકે કહે છે
હવે જો હું ત્યાં મારો પાસવર્ડ લખવાનું ભૂલી જાઉં તો શું થાય
હમણાં ત્યાં કંઈ નથી ખાલી જગ્યા નથી ચાલો આનાથી છુટકારો મેળવીએ
યુ ફરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ જો તમે સોચતા હોવ કે આ ઉપયોગકર્તા પાસેથી આવી રહ્યું છે તો તમે જયારે યુઝરનેમ અને પાસવર્ડ નાખો છો ત્યારે સબમિટ થાય છે
આપણે કહીશું યુઝરનેમ અને પાસવર્ડ યુઝરનેમ પોતે ટ્રૂ છે કારણ કે તે અસ્તિત્વમાં છે
જો તમે તે અંદર રાખ્યું તો તે સ્વીકાર્ય હશે તે ટ્રૂ આવશે
આપણે તે ચકાશશું
તેથી આપણને યુઝરનેમ અને પાસવર્ડ મળ્યું છે તો બરાબર છે
પરંતુ ઓર માટે તેનો ખરેખર કોઈ અર્થ નથી અને તમે કલ્પના કરી શકો છો શું થશે
તેથી હમણાં આ ટ્રૂ સમાન છે કારણ કે આપણને બંને કિંમતો મળી છે
તેથી આ ઓકે છે
હવે જો હું બંને સાથે જાઉં અને તેને પ્રયાસ કરું
જો યુઝરનેમ અસ્તિત્વમાં છે તો યુઝરનેમ ટ્રૂ છે
આ સમયે ત્યાં કોઈ કિંમત નથી તેથી તે ફોલ્સ છે
અથવા પાસવર્ડ ટ્રૂ છે એટલે કે કિંમત અસ્તિત્વમાં છે આ ક્ષણે તે નથી તેથી તે ફોલ્સ છે
તેથી આપણે કહીશું યુ ફોરગોટ ટુ ફિલ આઉટ અ ફિલ્ડ
હું અહીં નથીંગ લખીશ કારણ કે આ ક્ષણે તેનો અર્થ કાંઈ જ નથી
રીફ્રેશ કરો અને આપણને નથીંગ મળે છે
તો તમે જોયું પહેલેથી જ મેં સમજાવ્યું છે કે આ દરરોજના પીએચપી પ્રોગ્રામોમાં કેટલા ઉપયોગી થઇ શકે છે
ઉદાહરણ તરીકે ફોર્મ કોઇ પણ ભરી શકે છે
તમને તે માટે અન્ય ઘણા ઉપયોગકર્તાઓ મળશે
આટલું જ છે
બે ઓપરેટરો લોજિકલ ઓપરેટરો છે
માત્ર તેમનો પ્રયાસ કરો અને જુઓ તમે તેમની સાથે શું કરી શકો છો
હું આનો ઉપયોગ અવશ્યપણે મારા અન્ય પ્રોજેક્ટમાં ખૂબ જલ્દીથી કરીશ